ઉદેશ્ય આપ્યો છે મનુષ્યની સર્વો ઈન્દ્રીઓ જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે છે કાન, એક શ્વાસ લેવાનું કામ કરવા માટે છે નસકોરાં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 કરવામાં આવી છે ઘણીખરી ઇન્દ્રિયો પણ આપણને કાબૂ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ અપલખનો સાંભળવાણી આપણી કુદરતી રીતે જ રુચતી હોય તોપણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહિ રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે, પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઇચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય કરી શકે, અન્યથા નહિ. બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટા~મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવજીવનમાં આના કરતાં વધારે

એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાંઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે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

તેમને બારમું મનુષ્યમાં જન્મથી અને મારણ સુધી ચાલે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણી વાર તો બીજી ઇન્દ્રિયો શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ-એ નિર્બળતાની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે, બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને અજ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ્ ભગવગીતાની પેઠે જ્ઞાન ને કર્મને એ સુંદર સ્વપ્ન સાધી બતાવે છે. મન ને હૃદય-એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. મનના વિચાર ને હૃદયની ઊર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓ ગણિત તત્ત્વજ્ઞાન મુશ્કેલ કોયડાઓ

કાર ચલાવે છે છતાં ગૃહ બહારનાંને તેનાં દર્શન પણ થઈ શકતાં નથી તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીઓને સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિ પોગે છે

કરી અભિમાનવૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રુઝાવેય છે. તુમ્નીને દર્દ દિયા હૈ, તુમ્હીને દવાઈ દેના એમ એમ માશૂક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તે

પરિણામે બાળકને બે નાગરિકતા મળે છે એક તેના માતા પિતા ની અને બીજી તેના માતા પિતા અન્ય રાજ્યો માં ગયા હોય તેવો જન્મ સ્થળ નાગરિકતાનો સિદ્ધાંત અમલ માં હોય અને ત્યાં બાળકનો જન્મ થતો તેઓ એ રાજ્યની નાગરિકતા પણ મળી આવી બે નાગરિકતા ધરાવતી વ્યક્તિને રાજ્યની કાર્ય દ્વારા નકી કરેલ કાંણુનું જોગવાય મુજબ તેને ક્યાં રાજ્યની નાગરિકતા ઉકાળવી છે કે નહિ તે નક્કી કરવાનું રહેશે.

આ અંગે જે પસંદગી દરસાવી કે તો ભારતનો નાગરિક બને છે કે પછી અમેરિકન નાકગરીક ત્યાંનું ધારણ કરે છે. નાગરિકતાના સિદ્ધાંતોનો તથા તેનો ખ્યાલ મેળવ્યા પછી આ અંગે જે સ્વીકારે છે તે આ પ્ર્તમાને છે છેલ્લું જન્મ સ્થળ નાગરિકતા રાજ્યના વિચારણા જન્મતું બાળક એ રાજ્યનો નાગરિક ગણાય છે ઉડેજ ઉમા રાજ્યના બિટાવા તેમનું બાળક તે રાજ્યનું નાગરિકતા પ્રાપ્ત કરે છે એટલે જ જન્મ પામેલ બાળકના પિતાની નાગરિકતા તેને વારસા માં મળે છે. બીજું રાજ્ય દાંત નાગરિકતા આ પ્રકારની નાગરિકતા રાજ્ય તરફ થી આપવામાં આવે છે આ પ્રત્યય નાગરિકી કારણ તરીકે ઓળખવામાં આવે છે.

અગાવ જોયું તેમ મગરિક્તા ધરાવતીન સંતતિ ન હોવાથી રાજ્ય નાગરિકતા મેળવ્યા પછી પોતાના રાજ્યની નાગરિકતાને નાગરિકી કારણ ના સંદર્ભમાં જે દ્વારા નાગરિકતા બક્ષવાનો ઇનાયત કરવાનો બીજું બાળકના માતાપિતા નું નાગરિકી કારણો કરીને તે દવારા પોતાના બાળક નું નાગરિકી કરવાનું ત્રીજું એક વાર સ્ત્રી નાગરિક બીજા રાજ્યના નાગરિક પુરુષ સાથે લગ્ન કરે તો તે પુરુષ નાગરિકના તેની પત્ની બને તે સ્ત્રી પ્રાપ્ત કરે છે તેને તેથી એક રાજ્યના નાગરિક બીજા રાજ્યના આપતો હોય એવા નાગરિકઓ ને રાજ્ય દ્વારા નાગરિકી કારણ કરીને તેના પોતાની નાગરિકતા અપનાવાની રાજ્યમાં જળ જમીન જેવી સ્થાયર મિલકત ખરીદવાની નાગરિકતા અપનાવી

સામાન્ય દરેક નાગરિક એક જનાગરિકત ધરાવે છે પરંતુ સરકારના પ્રકારોનો વિચાર કરી સમવાયી તંત્ર નાગરિકોને બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે. સત્તા વિભાજનો સુધારવા એનું લક્ષી ને રાજ્ય પ્રાપ્તિ એક કેન્દ્રી અને સમય કાંટાવા બે પ્રકાર રજુ કાર્ય છે. નાગરિકતા ના સંદર્ભના સંવય તંત્ર સારાંશ પ્રત્યેક્ષ તેની રચના એક કરતા વધુ રાજ્યો સમય ઘટવા ને કારણે થાય છે. સમવાય તંત્ર માં જોડાતા તે પોતાની પોતાનો ત્યાગ કરવો જે સમવાય તંત્રમાં જોડવાય તેઓ હુકુમત અને સમવાય તંત્રમાં બે સરકાર અસ્તિત્વમાં આવે છે. સમવાય તંત્ર રાજ્યનીન વસ્તીને દરેક નાગરિકને સમાવાય રાજ્યની નાગરિકતા ધરાવે છે સંતો સાત દરેક પોતાનું નાગરિકતાનું નાગરિકતા ધરાવે છે. દાખલ તરીકે અમેરિકા સમય તંત્રનો ઉત્તમ નમૂનો અમેરિકા અમેરિકી રાજ્ય પુરા પડશે. ત્યાં અમેરિકાનો દાખલ તરીકે ન્યુયજ રાજ્યનો નાગરિક અમેરિકી નાગરિક હતા નાગરિક ગણાય છે. આબ બને નાગરિક અગ્રતા ક્રમે તથા અમેરિકા જિલ્લાએ અઢાર સો અડસઠ માં બંધારણ માં ચૌદમા સુધારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમેરિકી નાગરિકતા પ્રથમ સ્થાન ધરાવે છે.

પ્રાપ્ત કરવી તે સમયની પરિસ્થીના તથા ભવિષ્ય ને ધ્યાન માં રાખીને સત્તા વિભાજન સત્તા નું કેન્દ્રી કારણ કરી ને એકતા પાર ભાર મુક્યો હોવાથી અમેરિકાની જેમ નાગરિકતાની પરંતુ માત્ર એક જ નાગરિકતાને સ્વીકાર કરવામાં આવ્યું છે એ છે ભારતની નાગરિકતા ગુજરાતમાં રહેલી વ્યક્તિ ગુજરાત રાજ્ય ની છે. આપણે સમય તંત્ર અપનાવી હોવા છતાં એકતા પાર ભાર આપણા બંધારણ સમય તંત્ર નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બંધારણ સ્પષ્ટ કરે છે કે ભારત એ રાજ્ય આપણે આ કારણે આપણે આવી ઘણી જોગવાઈના કારણે સમય તંતરબે આધ્યાત્મિક સમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નાગરિકતાનો ભવિષ્ય પેસ્ટ કારણ જોગવાઈ કરવા માં આવી છે તેવી રીતેજ નાગરિકતણો લોભ કયારેક થાય તે અંગેના પ્રદર્શનો વિવિધ રાજ્યમાં કરવામાં આવે છે.

કાનૂની જોગવાયી અનુસારના રાજી શકે છે એની નાગરિકતા માં મરજિયાત બાબતે સામાન્ય રીતે રાજ્ય અવરોધે ઉપર થતી નથી ત્યજી શકે છે. બીજું પોતાના રાજ્યનું સરકારી મજૂરી વિવિધ સરકારમાં કોઈ હોદ્દો કરાવવો દરેક નાગરિક પોતાના રાજ્યને વફાદાર હોવાથી કે જો કોઈ પણ નાગરિક પોતાના રાજ્યની સરકારી મજૂરી લીધા છીએ અને સરકારી હોદ્દો પણ સ્વીકર્યો તો તેને પોતાના રાજ્ય ની નાગરિકતા ગુમાવી પડે છે. ત્રીજું દેશના સેન્યમાં સેવા માટી નાખી દાવ દેશના સેન્ય ને જવા આપતો નાગરિક લસ્કરી જવાનો ત્યાગ કરી સેવા થડને તે તેની નાગરિકતા નો લોપ થાય છે. તેથી વિદેશી ચાંગ પડેંસી બાહીમાં શિકાર કરવાથી રાજ્યના નાગરિક અન્ય રાજ્ય પરથી સંત તેનું બહુમાન કરવામાં આવ્યો તે પોતાના રાજ્યની મંજૂરી લીધા સીવ્યા તેનો સ્વીકાર કરવો તો તેની નાગરિકતા લૂંટાય છે. પાંચમો નિયત સમય કરતા વધુ વર્ષો દેશની નહાર રહે ત્યેર જયારે રાજ્ય નિવેશો કરેલા પછી પણ નાગરિકના વ્યવહા દારા આવે તો તેની નાગરિકતાનો અંત આવે છે. આ પ્રમાણે જુદા જુદા રાજ્યોને નાગરિક પોતાની નાગરિકતા ક્યારે ગુમાવે તે અંગે ની ધુંવાડેઓ કરવા માં આવે છે જે આદર્શ નાગરિક જેના બધાજ નાગરિકો આદર્શ હોય તેવું ઈચવામાં આવે છે પરંતુ અત્યંત આમ છતાં મારા આ સંદર્ભ આપણે બે બજય બધાનો વિચાર કરવો જૉયઇ નાગરિકની ફરજો ને બીજું આદર્શ નાગરિક બનવાના અવરોધો નાગરિકીની ફગારજો દ્વારા ફરજો દ્વારા આપણે એ સારાંશ પાર આવીયે છીએ કે રાજ્ય દ્વારા નાગરિકો માટે ફરજો નકી કરવામાં આવે છે તે ફરજો ની જેમ નાગરિકોમની બધા આદર્શ નાગરિકો એજ પ્રમાણે નાગરિકોના આદર્શ નાગરિકો બનતા જોયા અવરોધોનો સામનો કરવો પડે છે તેવા અવરોધોને દૂર કરવા આવે તો નાગરિકોને આદર્શ નાગરિકો બનવું સરળ થઇ પડે છે.

આ સંદર્ભમાં એક કે રાજય માંગ્રીકોને સંપૂર્ણ રાસ્ટન્ટ પૂરું પડે છે તેથી તેમના જીવનની સલામતી નીચે તેને ચૂક બને છે. આવા આવી મહાન સ્મિતા માંથી મુક્ત થયેલો નાગરિક રાજ્ય તેમને સર્વાંગી વિકાશ માટે વિવિધ તકો પુરી પડે છે તેના વિવિધ પ્રબંધો આ કર્યો ના બદલ માં નાગરિક કો રાજ્યને કેટલીક સેવાઓ પુરી પાડવાનું દાયિત્વ ધરાવે છે જે તેમની ફરજો બને છે નાગરિકની ફરજો દરેક રાજ્ય પોતાના નાગરિકો માટે કેટલીક ફરજો નકી કરે છે. આપણે તેમને કાયમિક ફરજો ગણવામાં આવે છે તેવી સફરજનો સારા નાગરિકો ફરજ એટલે સુ તેની સ્પષ્ટતા પણ કરવી જોયી સાતે જોગાનું

કર્યો કરે છે તેને પરોજય તરીકે ઓળખવામાં આવે છે સટોસટ ફરજમાં ફરજીયાત અનુભવ છે છતાં પણ ફરજો મરજિયાત છે કેળું કાયદાને ફળ નાગરિકને આ મહત્વની ફરજ ગણાતી રાજ્વીયી નાગરિક અંગે ધ્યાનમાં રાખીને કાઢવા અને શક્ય બના માટે જ કાયદા તેમનું પાલન કરવું નાગરિકો માટે અત્ત્યંત આવર્ષક છે. તેમ કરવાથી તેમને hello ભાઈ દીપેન કેમ છે બસ ભાઈ જસવંત એકદમ મજામાં અ શું ચાલી રહ્યું છે આજકાલ અરે ભાઈ આજકાલ જે news માં politics અને politics ચાલી રહ્યું છે તો એના વિષે બધુ જોતો હતો મારા laptop માં અરે હા યાર રાજકારણ એ તો બધુ ગરમ કરીને મૂકી દીધું છે જો ને હમણાં જ ભાજપ બહુમતી થી જીત્યું આપણાં ગુજરાત માં એકસો ને છપ્પન સીટ જે unexpected હતું જે કરી બતાયુ ભાજપ સરકારે તને શું લાગી રહ્યું છે શું હશે આના પાછ્ડ રાજકારણ ભઈ મને તો લાગે છે આ રાજનીતિ છે ને ગુંડાઓનો ખેલ લાગી રહ્યો છે.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 આ બધુ જોતાં તો કેમ કે party side લોકો નથી નરેન્દ્ર મોદીની અ જે લોકપ્રિયતા છે તેનાં કારણે public આકર્ષાય છે શું લાગે છે આમ હા ભાઈ તારી વાત એકદમ સાચી છે કારણ કે નરેન્દ્ર મોદીનો એકદમ પ્રભુત્વ છે કારણ કે એમની જે બી મતલબ જે એ લોકો Speech આપે છે એમની જે વાણી છે એ એકદમ કટાક્ષ છે એના કારણે લોકો એમના પ્રત્યે આક્રશ થાય છે. અને મને લાગે છે મોદી સાહેબ ના લીધે જ આપણા દેશનું પણ મતલબ કલ્યાણ થઈ શકે છે. હા એજ ને ભાઈ એમાં શું છે ખબર છે જેમ કે જોવો આમ આદમી party છે congress છે અને ચાલો સમજી લઈશું કે તો congress હવે એના બધુ નીકળી ગયું છે દેશ માંથી પણ આમ આદમી party છે હા એ વાત તો સાચી જ છે અ પણ એવું જરૂરી નથી ને જસવંત કે દરેક જગ્યાએ મતલબ ભાજપ સરકાર આવાય કારણકે મારા ખ્યાલથી તો જે નેતા ની અંદર દમ હોય ને તો ત્યાં આગળ ત્યાં pablic ને પણ ખબર પડી જાય

અરે હા ભાઈ દીપેન એ તે સાચું કીધું મને પણ એવુંજ લાગે છે પણ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

તો સૌથી મોટી મૂળ આજ છે આપળી કે આને જ આપણે સુધારા દેવાનું છે કે નેતાઓ પેલા તો સારાવાના ચૂંટણી પક્ષમાંથી અને ત્યાર પછી જ આપણા દેશનું કલ્યાણ થઈ શકે એમ છે.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

હા ભાઈ એ તો છે તને ખબર છે કે આપણી ગુજરાત સરકાર ને મતલબ આપળી આપણી ભારત સરકાર ખૂબ જ યોજના બહાર પાડે છે જેમ કે ગરીબ આવાસ યોજના ગરીબ જણ યોજના પણ શું છે એમાં problem એક જ છે મેં કહ્યું ને કે ભ્રષ્ટાચાર જે વચ્ચે જે એના અધિકારી એવા છે તે બધું જ મતલબ શોષણ કરી લે છે પૈસાનું કે મતલબ કોઈ ની અનાજનું કોઈ ભી ભાંડર આયો હોય.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

બતાવતા નથી કે પ્રદર્શનો કરતા નથી કે આંદોલન કરતા નથી તો સરકાર પણ તેમના સામે કઈ કરતી નથી. public ને જાગ્રત થવું જ જોઈએ public ને હોબાળો કરવો જોઈએ public ને જ તેના સામે અવાજ ઉઠાવવો જોઈએ તો જ આ સરકાર જાગશે અને યુવાનો અને દેશ નું સારું થશે. હા એ તો તે વાત સાચી કીધી હો કે પરિક્ષા નાં લીધે ખુબ જ problem થઇ રહી છે મારો એક friend હતો તને કેટલી ખુબ જ મહેનત કરી હતી અને છેલ્લે જ્યારે એને exam આપવા ગયો ત્યારે એવું બહાર પડ્યું કે પેપર like થઇ ગયું છે. અરે એના કારણે પછી પેપર બી રદ થઇ ગયું તો એ ખુબ જ હતાશ થઇ ગયો હતો અને મને એ દિવસે એવું લાગ્યું કે આપડે સરકાર સામે અવાજ ઉઠાવવા જેવો છે કે જે લોકો પેપર like કરે છે અને જે લોકો આમાં મદદ કરે છે

હા ભાઈ એ આપડી વાત સાચી છે જેમ કે અને આમાં ને આમાં શું થઇ રહ્યું છે ખબર છે કે કેટલાક વિદ્યાર્થીઓ suicide કરી રહ્યા છે આખરે કંટાળી ને જેમ કે એમની ઉમર વધતી જાય છે અને એ જ limit હોય છે કોઇ પણ સરકારી નોકરી લેવા ની તો અમુક માણસો કે જે પાંત્રીસ વર્ષ વટાવી ચુક્યા હોય તે શું કરે કે તેને job નથી મળતી અ રીતે પેપર ફૂટતા જાય તો એમની મહેનત નું પણ કઈ વળતું નથી તો તેઓ અંતે કંટાળી ને suicide કરી લેતા હોય છે તો એમના ને એમની family માટે બઉ જ અ આઘાત ભરી વસ્તુ હોઈ સકે છે હા એ તો છે ને તને ખબર છે એક report નાં અનુસાર આપડા દેશ માં એક દિવસ માં સો લોકો suicide કરતા હોય છે અને મને જાની એ નવાઈ લાગી કે ખાલી આપડા દેશ માં જ આવું થઇ રહ્યું છે બાકી જે develop country છે america છે britain તો ત્યાં આવું મતલબ નથી થતું વધારે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 મને તો લાગે છે કે public જ આનું નિરાકરણ લાવી સકે છે કેમ કે વિપક્ષ પણ હોબાળો કરે પણ તે ruling party સામે તો વધારે તાકી સકે તેમ નથી જેમ કે તેમને કેટલીક યોજનાઓ બનાવવી જોઈએ જેમ કે દેશ માં rap ની સંખ્યા પણ બઉ વધતી જાય છે

હા એ તો છે ને અને મને લાગે છે કે આપડા ભારત નું સંમીધાન પણ ખુબ જ મહત્વ નો ભાગ ભજવી સકે એમ છે અને main આનું problem એક જ છે ક લોકો ને મતલબ એટલું હાલ જ્ઞાન જ નથી કે આપડા કાયદા કાનૂન કઈ રીતે કામ કરે છે.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 આપડો ને મદદરૂપ થઇ સકે છે હવે ધારોકે મેં વાત કરી કે ભારત નું સંમીધાન એ ખાલી જો લોકો ને ખબર પડી જાય કે શું છે તો આપડે mostly બધી problem નિરાકરણ આવવા ની શક્યતાઓ વધી જાય છે હા ભાઈ એ વાત તો સાચી જ છે કેટલાક લોકો પોતાની ઈજ્જત બચાવવા ના કારણે અવાજ નથી ઉઠાવતા તો કેટલાક ગરીબ હોવા ને કારણે નથી ઉઠાવતા એટલે કે જ અમીર લોકો છે જે power માં છે તે નાના માણસો ને દબાવી રહ્યા છે. અને ચોક્કસ પગલા નાં લેવાય તો ખુબ ગંભીરતા થઇ સકે છે પણ એક side એ રીતે નાં જોતા પણ જો બીજી રીતે જોવા જઈએ જેમ કે ભારત economically બઉ grow કરી રહ્યું છે ભલે private sector નાં કારણે સરકાર રોકાણ કરે છે પણ તે economically વધી રહ્યું છે કેમ કે britain કરતા પણ વધી ગઈ છે india ની five trillion dollar economy થઇ ગઈ છે તો એ એક જોતા તો એ સારું છે જેમ કે જે માથાદીઠ આવક હોય છે તે તેના થી ઉંચી આવશે લોકો સારું જીવન જીવી શકશે. જેમ કે તમને facility પણ મળી રહી છે કેમ કે પેલા કેવું હતું કે સાત ડી train હતી જેમની speed એકદમ ઓછી હતી હવે metrobullet train પણ હવે india માં આવી રહી છે growindia કરી રહ્યું છે વિકાસ થઇ પણ રહ્યો છે એક side હા જસવંત એ વાત તો તારી સાચી છે હો અને તને ખબર છે કે આપડી ગુજરાતી ભાષા બી મસ્ત છે કે ભારત સરકાર વતી ભારત નાં સંમીધાન ની છેલ્લી આવૃત્તિ ગુજરાત સરકાર ના વાત્યાયિક અને સંદેહિક બગોતારા વિભાગ નાં સક્રિય સહયોગ અને સહાય થી કયું વર્ષ હતું મને પણ something ઓગણીસો ત્રાનું યા ચોરાણું વર્ષ માં પ્રસિદ્ધ કરવા માં આવી હતી અને જેમાં અને એજમાં મતલબ કાયદા ના સુધારા એમાં નીતિ નિયમો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 હા ભાઈ એ તો છે જ ગુજરાત તો અ આખા india માં મને લાગે છે ને કે first ક્રમ નું રાજ્ય કેવાય છે જ્યાં corruption rate ઓછો છે બધી રીતે તે તે જીવન જીવવા માટે સારું છે એટલે તો એટલા માટે તો બીજા રાજ્યો માંથી લોકો અહિયાં કમાવવા આવે છે અને તે એમ પણ કહે છે કે ગુજરાત જેવું જીવન ક્યાય નથી જેમ કે ચોવીસ કલાક વીજળી જે મોટા ભાગ ના રાજ્યો નો બઉ મોટો problem હોય છે વીજળી નાં લીધે પાણી જે basic સુવિધાઓ છે એ ગુજરાત નાં લોકો ને સારી રીતે મળી રહે છે અને મને તો લાગે છે કે સરકાર પણ તે દિશા માં કામ કરે છે કે લોકો ને તકલીફ નાં પડે હા હવે હોય છે પચાસ ટકા લોકો સારા હોય તો સામે ત્રીસ ટકા લોકો ખરાબ પણ હોય તો અમને લાગે છે તો corruption નાં રીતે નાં જોતા પણ posivite રીતે જોઈએ ને તો બઉ કામ થઇ રહ્યું છે ગુજરાત અને ભારત માં પણ હા અને હું એમ વિચારતો હતો કે આપડે જે મૂળ problem છે તે મેં તમને કહ્યું ને કે લોકો ને ન્યાય ખબર જ નથી કારણ કે સંઘ અને તેનું રાજ ક્ષેત્ર નાગરિકતા શું છે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 શિક્ષણ માં એવું છે કે એક થી દસ કે પંદર વર્ષ ની ઉમર નાં લોકો ને મફત શિક્ષણ મળે છે ગુજરાત સરકાર દ્વારા પણ હજુ સુધી કેટલાક ગરીબ પરિવારો ને મતલબ જે લોકો struggle કરે છે જેમના પાસે પૈસા નથી તો એ લોકો ને આ કાયદા ની ખબર જ નથી કે જેથ્હી એ લોકો એમના છોકરા ને ખેતી માં લગાડી દે કાતો કોઈ નાના મોટા વ્યવસાય માં લગાડી દે છે એટલે મને લાગે છે કે આપડે દરેક જે નાના નાના ગામડા છે ત્યાં જી ને આપડું જે મતલબ જે આપડા કાયદા છે આ શિક્ષણ કાયદા છે તેનો અઆપડે પ્રચાર કરવો જોઈએ. હા ભાઈ જેમ કે હવે કેટલી એવી યોજના છે જે સરકાર ગરીબ લોકો ને આપે છે પણ તે તેમના સુધી પહોચતી જ નથી જેમ કે સિલાઈ machine હોય છે તે ગરી અને વિધવા મહિલા ઓ માટે હોય છે તેમ જેમ કે scholarship મળતી હોય છે જે છોકરા ઓ ને કે તે સારું પ્રદર્શન કરે અથવા તે તે કઈ વસ્તુ માં વિશેષ હોય તો scholarship મળતી હોય છે બઉ જ યોજના ઓ હોય છે કિશાન ખેડૂતો ને પણ યોજના ઓ મળી રહી છે tractor loan એક દમ ઓછા વ્યાજે વિદેશ અભ્યાસ માટે પણ loan મળતી હોય છે પણ શું હોય છે કે લોકો તેના થી અજાણ હોય છે ને તેમને લાગે છે કે સરકાર કઈ કામ કરતી જ નથી કેમ કે યોજના ઓ તેમના સુધી પહોચતી જ નથી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 એ બધી વિગતવાર સરકારે અને જે અધિકારીઓ જે જવાબદાર અધિકારીઓ જેમને પહોચાડવી જોઈએ દરેક રાજ્ય ના ખૂણે ખૂણે હા એ તો છે જ અને હું એ પણ વિચારતો હતો કે આના વિશે હું કઈક એક પ્રદર્શન બનાવું ધારોકે આપડી જે society છે કે શહેર છે કે ત્યાં એક નાનકડું આપડે નાટક કરીએ કે જેનાથી મદદ થી આપડે લોકો નાં અંદર એમ કઈ શકીએ કે ભાઈ દેખો કે આં કાયદો છે તો આ રીતે એનો use કરવા નો હોય છે કે આ રીતે સરકર આપડા જોડે રમતી હોય છે કે મતલબ આપડા મૂળભૂત હકો છે તો આ રીતે એનો મતલબ એનો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 હા ભાઈ હું તારી સાથે totally agree છું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

હા ભાઈ એ તો છે અને તને ખબર છે કે પ્રશ્ચિમ બંગાળ માં જે મમતા બેનર જી madam છે તો એ બી એક આ રીતે જ એક મહત્વ નાં કાર્યકર્તા છે મતલબ કે ખુબ જ મહત્વ નાં નેતા છે કે એમના એમના લીધે ઘણાં બધા લોકો નો જીવન માં સુધારો આવી રહ્યો છે અને મને લાગી રહ્યું છે કે હવે જે આગળ ની ચુંટણી આવશે તો એમાં બી એ madam જ મતલબ વિજય થશે કારણ કે છેલ્લા પંદર કે વીસ વર્ષ થી તો એમનો જ મતલબ ચર્ચા વધારે ત્યાં છે કારણ કે લોકો ને ખબર છે અને સારી રીતે એ લોકો જાણે છે કે મમતા બેનર્જી જે છે એમના વિચારો ને સારી રીતે સમજી સકે છે એમની જે જરૂરિયાત છે તે પૂરી કરી સકે છે એટલે આવા બી આપડા દેશ માં ઘણાં જ નેતા છે જે લોકો ને સારી રીતે સમજી સકે છે પણ જે અમુક લોકો છે

of course ભાઈ મને તો લાગે છે ને કે આપડે એક presentation એનું કેવું એમ છે કે કઈક એવું કરીએ જેના થી લોકો ને ખરેખર ફાયદો થાય શું કેવું છે તારું? હા ભાઈ એ ટો છે જ એટલે હું વિચારતો ટો કે આપડા સર જોડે એક વાર વાત કરી લઉં અને એમનું શું કેવું થાય છે ટો એ દેશ માં હું આગળ વિચારું કે કઈ રીત નું અંદર મતલબ કોસ્ટઉમ કઈ રીત ના યુઝ કરવા કઈ રીત થી અપની અ script ત્યાર કરવી ટો આપને થોડોક અંદાજો આવે કે એ રીતે આપડે ત્યાર થઈએ

તો શું કારસો આપડે કોઈ એક prasantation બનાવી દઈશું એના માટે?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

તો ok ભાઈ ચલ બીજી વાર મલિએ આં પર વધારે ચર્ચા કરીશું.

ok દીપેન ભાઈ હૈલો કેમ ચો બધા મજા માં છો ને આજે આપણે બહુ દિવસે ભેગા થીય છે ને આજે આપણે એક મસ્ત વાત ઉપર વાત કરી શું જેનું નામ છે હોલડી તમ ને બધા ને ગમે છે હોળી રમવું કે નથી ઘમતું કેવું ગમે છે બહુ ગમે છેતો બધા આંગળી ઉંચી કરો તો જેને વધારે ગમ તું હોય એ સ્ટોલ ઉપર ઉભા થઇ જાવ એક કામ કરો બધા પછી બેઠા બેઠા કે મજા ના આવે આમ? આમ જેને બૌ જ ગમતું હોય કુધી કુધી હા પડે કે હા ભાઈ મને બૌઅજ઼ ગમે છે હા ભાઈ મને બૌઅજ઼ ગમે છે આ હા આ સુ કરવી તમને જોરદાર.

એક આખી વાર્તા છે એ વાર્તા જે છેને હું તમ ને લોકોને આજે કહી ને બતાવીશ એમાં એવું છે કે હરિયાણા કશ્યપ નામનો એક રાક્ષસ હતો. કાયા નામ નો અરણીય કશ્યા આપ ક્યોતો હિરણ્યકશિપુ નામ હતું એનું ક્યોતો રાક્ષસ રાજા હતો. ક્યો રાક્ષસ રાજા તો અને એ રાક્ષસ રાજ ને એક છોકરો હતો. એ છોકરા નું નામ હતું પ્રહલાદ. એ હતો પ્રભુ નો ભકત. એક રાક્ષસ એના પપ્પા એના પિતાશ્રી રાક્ષસ અને પિતાશ્રી નો પુત્ર એકનો એક એ હતો પ્રહલાદ એનું નામ હતું પ્રહલાદ અને એના એ તો પ્રભુ નો ભક્ત હતો. ભગવાન નો માણસો તો એટલો સીધો માણસ હતો અને એના પિતા ને હરિયા કશ્યપે જે હતા એ છેને ભગવાન ના વેરી હતા એ રક્ષતા હતા ને પોતે, એ ભગવાન ના વેરી હતા એમના છોકરા થી જરાયે પ્રેમ હતો નઈ તો એના પિતા જે છેને પ્રહલાદ જે ભગવાન ને ભજે એ ગમેજ નહિ તો અને હરણી કશ્યપ ની એક બહેન હતી. હરણી કશ્યપ ની જે બહેન હતી ને એનું નામ તો હોલિકા. એ હોલિકા હતી ને તેને આગ માં બળી ના જાય ને એવુ વરદાન હતુ. કોને હરણી કશ્યપ ની બહેન એટલે કે પ્રહલાદ ના ફૈબા ને એવું વરદાન હતું કે મારું નામ હોલિકા હતું જેમને ચેને અગ્નિ માં બળી ના જાય એવું વરદાન હતું મતલબ ક્યારેય ભી અગ્નિ થાય ને તો એ અગ્નિ માં બાળીજ ના શકેભગવાન એમ ને એવું વરદાન આપેલું. એના વરદાન માટે પ્રહલાદ ને મારી નાખવા માટે એજે હોલિકા છે ને તેને ખોળા માં બેસાડી ને લાકડા ની ચિતા પર બેઠી થી. એને તો ભગવાને વરદાન આપ્યું કે તો નહીં તો બળી જાય એને તોહ સુ કર્યુંતું. પ્રહલાદ ને લઈ ને લાકડા ની. ચિતા પર બેઠોતો તો લાકડા ની ચિતા પર બેઠો તોહ ને, તો એવું થયો કે હોલીકા તો. પરાળી થી નાખી અને તેને ખોળા માં બેસાડી ને લાકડા ની ચિતા ઉપર બેસી ગઈ. ચિતા સળગવામાં આવી ચમત્કાર થયો. ચિતા જયારે સળગવામાં મંડી ને ત્યારે ચમત્કાર થયી ગયો સુ ચમત્કાર થયો જે હોલિકા છેને એ આખી ભસ્મ થયી ગયી, એ હોલિકા ને વરદાન હતુંને તોય એ બાળી ગયી તોય એને એના કામ માં આમ સત્ય અને પ્રભુ ની ભક્તિ નો કાયમ વિજય થાય છે. કાયમ જેવી રીતે પ્રહલાદ ને ની પરીક્ષા માં અગ્નિપરીક્ષા, ડુગરી ને પાસ થઇ ગયો અને તેની જોડે ભગવાન નું વરદાન. એ બળી ગઈ. મતલબ જે હોલિકા હતી જલી ગઈ ને રાખ થઈ ગઈ અને. આ હતો એ બચી ગયો. એના લીધે એવું થાય છે

આ પૌરાણિક પ્રસંગ થી હોળી નો તહેવાર ઉજવામાં આવ્યો એટલે કે આપડે આજ તહેવાર ઉજવામાં આવે છે કેવી રીતે તો કે પ્રહલાદ તેના આનંદ માં સુ આનંદ ઉત્સવ ઉજવે છે. એકબીજા ઉપર ગુલાલ ચાટે છે. પછી તસમગ્ર તહેવાર રંગો નો ઉત્સવ બની ગયો.

કલર વાળુ પાણી ભરી ને પછી કલર વાળુ પાણી નાખીએ છીએ ને રંગબેરંગી રમીયે છીએ ને રંગબેરંગી દુનિયા બની ગઈ સવારે ઉઠી ને પછી ભગવાન ને પ્રાર્થના કાર્ય ઉતાર્યા.